બરાબર છે હમ્મ હમ્મ

you're right અને આ topic પર તો crime petrol મા બે ત્રણ episode પણ આવી ગયા. આ હા એટલે parent ને શું કેહવાય

એ એ ચાર પાંચ દિવસ આપણને એવું થાય કે insurance લઈએ કે ના લઈએ પણ પછી life ના અમુક આ જે મારો બનાવ કીધો એવું જોઈએ આપણને લાગે ના insurance છે. insurance right હા એટલે insurance તો લેવાનો છે એને તો કઈ સવાલ જ નથી પણ right insurance લેવો એમ જેમ તમે પેલી term policy ની વાત કરીએ. આના ભી experts હોય છે મે એવું સાંભળ્યું છે આના ઉપર આના ભી experts હોય છે જે તમને cousult કરતાં હોય છે nominal fees લેતા હોય છે તમને guide કરતાં હોય છે.

right હમ right અને એ અને બીજી વસ્તુ પેલી તમને saving શું તમને saving શું ભી આપણે આમ normally વાત કરીયે ને કે savings ભી જોવા જાવ તો આમ ચશકા જેવુ જ છે. જેમ આપણને ચા ની લત હોય છે એવી લત હોય છે ને કે પછી savings નું ભી એક એવું છે આ તો મારા experience ની વાત કરું છું કે એક વાર તમે એક એક તમે એકદમ normal example લવ તો કે આપણા એક પાંચસો ની નોટ આપણા wallet મા હોય ને આપણે એને બચાવી બચાવી બચાવી ને મજા આવે એક દિવસ આપણે ધારો કે

હમ્મ હમ્મ right right

એકદમ encouraging right

હમ્મ રાઇટ રાઇટ

હા government નું active active government છે આમાં તો એ તો કેહવું પડે.

ચર્ચા કરતાં હોઈએ છીએ પણ આ રીતે કેટલીક companies છે કે આપણે idea નથી તમને idea છે કેટલી companies છે આમાં? હમ્મ હમ્મ હમ્મ હમ્મ હમ્મ સવાલ જ નથી આ મે છે ને એક IRDAI એક એડાય કરીને એવું કેહવાય છે કે એ insurance regulatory and development of india આ લોકો licence આપતા હોય છે જેવી કોઈ નવી insurance company આવે ને એટલે એ લોકો તો report એક મે વચે accidently વાંચી લીધો એટલે નવરો બેઠો હતો ને એક એક report મા એટલે એ લોકોનું list અમ પછી મે વાંચ્યું એમ પછી મને ખબર પડી બોવ બધી companies છે આપણે india મા

હા હા હા bank એ હા હા એટલે આમાં ખાલી life insurance એક government છે અને બાકી બધા તો privates જ છે. બેંક થ્રૂ જ હોય હમ્મ બરાબર અને તમારું તમારું પસંદીદા શું છે? તમે અચ્છા.

હમ્મ હમ્મ હમ્મ હા એટલે mediclaim car ને એતો compulsory છે હા બરાબર કંપની છે એમાં તમે નથી કરો શકવાના બરાબર.

અમારે તો મારે કેવું છે અત્યાર સુધી એટલે એકદમ traditional way of approch છે LIC એટલે આપડી દુનિયા આઈ ગઈ ઇન્સ્યોરન્સની. એના બહાર ની દુનિયા ની ખબર જ નથી though અત્યારથી મે ખાસું એવું આ corona ખાસું એવું બધુ research કર્યું અને આ બધુ જાણકારી ભેગી કરી normally મારુ તો સરસ છે. હા એટલે એ સરસ છે પણ શું છે આપણે પેલું government નું trust છે સમજીને એટલે આપણે જેમ તેમ પેલા SBI મા government government કરીને ગયા પછી આ બાકી બધી bank ની service જોયું પછી ખબર પડી ના ખાલી SBI મા કામ ના કરાય. right હમ્મ હમ્મ હમ્મ રાઇટ

હમ્મ હમ્મ હમ્મ હમ્મ રાઇટ

હા અને હા અને મારા experiences મા તો કેવું છે કે મારા friends જેવા ભી છે તે લોકો બોવ આમાં involved ન હતા એટલે just for tax બચાવાના એમા જ પડતાં હતા તો એ લોકોના પછી બોવ fraud agencies મા ભી પડવું ના લેવાય જાય તો પછી તકલીફ પડે. હા હા એટલે ત્યાં સુધી તમારે ચાલતું હોય ત્યાં સુધી તો ખબર નહીં પછી જાત તમારે એનું આ સરસ સરસ સરસ હા એટલે એક મારે લેવાનું છે આમેય insurance એટલે હવે તમારી જોડે વાત કરી મને એવું fill થાય છે કે તમે right માણસ છો ને આપણે એકવાર dinner પર ના ના આપણે dinner કરીયે આપણે dinner કરીયે weekend પર મળીયે family લઈને મળીયે અને discuss કરીયે. હા હા એમ આપણે right right તો આરામથી પાકું પાકું એ થોડુંક પેહલું હા હા મારે થોડું shift નું અત્યારે જોવું પડશે મારા કામ મારા office મા શિફ્ટનું થોડું next month આપણે કઈક કરીયે okay okay ચાલો ભાઈ ચાલો મળીયે. ચાલ પાક્કું પક્કું પક્કું બાય બાય. Hello

બોલો તો ક્યાં હતા આપણે? તું કૈક શિયાળા ની વાત કરતી હતી. હા તો શિયાળા માં તો અત્યારે ઠંડી બઉ નાં હોય તો ચાલે પણ વધારે હોય તો ઠંડી પેરવું જ પડે પેરવું જ પડે sweater. હા એ જ ને ઠંડી ઓછી છે એટલે sweater પેરીએ તો સારું બાકી તો ઠંડી માં આમ ખોટે ખોટું સીજાવું પડે બાકી તો sweater પેરીએ તો મજા જ આવે. હા એમ જ છે ને એટલે sweater માં તો કેવું થાય શિયાળા માં તો બાઉ ઠંડી વધારે ઠંડી પડે ઉનાળા માં પછી વધારે ગરમી પડે ચોમાસા માં તો પછી. એવી રીતે થાય.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

એટલે હું સાડાછ નું મુકું તો સાત વાગે જાગું. એમ થાય હજુ પાંચ minute પાંચ minute તો આપણને એમ થાય કે પાંચ minute સુઈ પણ લીધું અને time તૈયાર એ થઇ જવાય. એટલે છે ને પથારી માંથી ઉભું થવું ને એજ મોટી વાત છે પછી નાઈ લઈએ એટલે પછી કઈ નાં થાય. પથારી માં થી હા તારે તો પછી અખો દિવસ એમનામ કાઢવાનો એટલે પછી કઈ કામ કરવું બી નઈ ગમતું હોય ને, હા.

હા અત્યારે તે કઈ કામ વાસણ કરવા નાં હોય કે પોતા કરવા ના હોય તો ઠંડુ પાણી લાગે. હા એ જ ને ઠંડુ પાણી લાગે એના કારણે તું નાતી બી ની હોય ને અઠવાડિયા માં એક વાર,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 sunday to sunday હશે ને એમાય દસ વાગ્યા પછી sunday નાં દિવસે, હા તું એવું કરતો હોય એટલે એવું નાં હોય કે બધાય એવું કરતા હોય.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 હા પણ હું પેલા જાગું પછી brush કરું પછી ચા ને દૂધ પીવું કૈક ખાઉં પછી જ નવા જાઉં,

મારે તો જાગી ને brush કરી ને direct એટલે direct direct ચા દૂધ જોઈએ. એ નાના છોકરા ને ટેવ એવી જ હોય ને પછી તો, હું કાઈ નાની નથી. તો એમ ની તો બી નાના છોકરા ને એવું જ હોય સવાર માં જાગી ને direct ચા દૂધ આપો તો જ જાગે નકાર તો જાગે જ ની પથારી માંથી ધોલ મારી ને, અહિયાં છે ને એવી જ છે ટેવ નાના છોકરા તો ગમે ત્યારે રાતે, ગમે એટલા વેલા જાગી ને જાગી જાઉં તો વેલા જાગી જાઉં તો પાંચ વાગે છ વાગે એમ જ જાગું વેલા જ અને જાગી ને મમ્મી રોવા માંડું પછી મમ્મી મને તેડી ને, platform ઉપર બેસાડે પછી ચા બનાવતા ત્યાં સુધી તો બેઠે બેઠે પછી ચા બનાવતા બૌ આખું આખું પાલું ભરી ને ચા દૂધ પીવડાવે પછી હું.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

કાઈ ની કાઈ ની, હું તો નાની હતી એટલે હતી જ એવી પણ તું તો ક્યાં માનસ માં હતો એટલે આવું થાય.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 હા તો નાના હોય ત્યારે થોડી કઈ ખબર પડે અને ત્યારે તો એવું ય નાતુ કે હજુ તો બૌ time છે મોટા થઇ ને કઈ સુવા ની મળે ચાલો ગાડીક સુઈ જઈએ એવું કઈ નાં હોય પાંચ વાગે હું તો પાંચ વાગે જાગતી મેં તો બો હેરાન કર્યા.

હા એ થોડુક તો રે પછી અત્યારે એમાય શિયાળા માં એટલે રેવાનું તો ખરી જ ને.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 એવું કઈ નથી કરતી હો સાવ પાછુ.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 હા અને નાના હોય ત્યારે ખબર નાં પડતી હોય એટલે એવું મને શું બધાય ને આવું થતું તો હોય જ, હું જ્યાર થી સમજવા લાગ્યો એટલે means કે બીજું કે ત્રીજું કે ચોથું ત્યારે આમ થોડી થોડી સમજણ આવવા માંડી ત્યાર થી daily કરી પેલા નવા નું પછી જ બીજી વસ્તુ કરવા નું જ કોઈ બી વસ્તુ એ નાઈ ને પછી મોઢા માં મુકવાનું.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

તો brush થાય. નાં ત્યાં નવા જાઉં ત્યાં બેઠો બેઠો brush કરું પછી ત્યાં સુધી માં પાણી ગરમ થઇ જાય તો direct નાલી લઉં. લી મને bathroom માં brush કરવું નાં ગમે એટલે ચપરે કરું મસ્ત ઉભી ઉભી અને પછી નવા જાઉં ત્યાં સુધી પાણી ગરમ થઇ જાય. હું તો જાગું તો તો ઉભો ઉભો હું તો પડી જવાય તો પેલા પેલા બેસી ને જ brush કરવું પડે અંખ બંદ હોય ને brush કરવું પડે.

હા એ તો એવું નાં હોય એમ તો પછી મસ્ત બાર આવું તો આવું આમ અમાર બેય ને બાર

હેલ્લો અવાજ કપાય છે?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

હેલ્લો એવ તો થવા નું જ છે પેલા તો આમ નાના હતો ત્યારે ત્યારે તો sunday ને દિવસે કેવું કરું કે મોડો જાગું ને brush લઇ ને ધાબા પર જતો રહું ધાબા પર આમ ગોળ ગોળ પાળી પર આંટા મારું ને brush કરું. sunday ના દિવસે એક દિવસ એવું બાકી તો normaly તૈયાર થવા નું હોય વેલુ એટલે અને આતો પાણી બી કરવું હોય ને બધુય કરવું હોય. બાર નીકળવું હોય એટલે, હેલ્લો એટલે ઉપર થી ફુવારા વાળું પાણી આવતું હોય એટલે નવય ને સાથે નાવતું હોય ને brush કરવું હોય. ઓહો એમ કોણ કરે? બાઉ મોડું થતું હોય ને actually દસ minute વાર હોય તો એવું જ કર નાખું ઉપર થી ફુવારો ચાલુ કર નાખું એટલે પાણી આવ્યા જ કરે એટલે નવય જાયે ને brush એ થઇ જાય. સાંજ થી, તો હું શાંતિ થી જ નાઉ સંથી જ brush કરું પણ એક એક સાથે બે કરું એમ. સારું કેવાય એટલે જ તો કઉં જ છું કે તું ક્યાં માનસ માં આવે. એવું ની time બચાવવા માટે છેલ્લે એવું પડે ને પછી તારી જેમ એક વસ્તુ તો મૂકી નાં દેવાય આં લે brush કરી ને આવી ને નાઈ લઈશ. જા ને હવે હું કાઈ એવું નથી કરતી.

આટલું હમણાં વાવાજોડું આવ્યું હતું ત્યારે આમ નયા વગર તો ખાઉં જ ની નવું પેલા પછી બધો વહીવટ કરવાનો, હેલ્લો સારું કેવાય, હા એ જ ને સારું કેવાય ને પણ એ સાવ એવું નથી કરતો કે જાગીને. થોડીક મોટી થઇ એટલે ત્રીજું ચોથું ભણતી એટલે તો અમે જયારે દિવાળી માં અમર ગામડે જતા ને તો ત્યાં અમર તળાવ છે અને તળાવ ની વચ્ચે કુવો છે તો કેવું હતું દિવાળી એ.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 પણ જયારે ઉનાળો હોય ને ત્યારે પગથીયા ત્રણ ચાર પગથીયા સુધી તો ત્યાં બેસી જવા નું પછી બા ને દાદા ગામડે હતા તો.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 તળાવ એ ગંદુ કર્યું? એ પછી તળાવ નાં જે માર બા ઉપર નાં પગથીયે બેસે અને જે પાણી વાળું પગીઅથીયું હોય ને પેલા જ ઉપર્વાળું એમાં મને બેસાડે.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 હા તારા પગ પકડી પકડી ને પાણી માં બોળી બોળી ને ગદ્લે જશે ને પછી જવાદે ગરે જા એમ, નાં એવું નાં હોય એ નાની ની માછલી એ આમ એટલી બધી ગૌ લે ની ને આમ જીણાજીણા મૌલા કરે ને એટલે આપણને એમ થાય કે ગલાગલ્યા કરે છે. એટલે નદી માં પગ રાખ્યો દસ minute પછી પગ બાર કાઢ્યો તો પગ આખો લાલ થઇ જાય. એવું નાં હોય તો તળાવ માં તો અમારે તો કઈ એટલી મોટી મોટી માછાલો નાતી બસ ખાલી નાની નાની માછલીઓ ને કાચબાઓ જ, સાવ આમ નજીક ના પગથીયે નાં હોય એ તો સાવ પગથીયા ઉતરી જાવ આમ દસે દસ પછી પછી જ એ સારું થાય. પેલા સરુઆત માં કાચબા ને નાની નાની માછલીઓ જ હતી. હા અમારે બી હું તો પેલા માર મમ્મી કપડા ધોવા જતા ને તો તો ત્યારે તો બઉ નાના હતા ને પેલું બીજું ભણતા હોય તો આમ સવારે તો સાથે લેતા જાય જઈએ ને તો ત્યાં એવું જ કરત towel ની towel પથરી દઈએ. પછી અંદર માછલી આવે ને તો towel ઉંચો કર દેવા નો તો બધી માછલી ફસાઈ જાય.

અમારે એ side કિનારે કપડા ધોવા જાય. બધા બા ને ત્યાં આવે,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 એવુ નાં હોય અમાર, તે કીધું કે બધા બાર ગામ ના ને બધા આવે કપડા ધોવા,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 અચ્છા તે એવું આવડે?

અંદર ભેશો નાય,

એવું નાતુ પણ એવું છે ને અમુક અમુક એક વાર હું જતી હતી ને પણ અમારા કિનારે ની પણ ઓલ્લી side બઉ આવતી. આવતી હતી ત્યારે બે ભેશો નાતી હતી તળાવ માં ત્યારે મને એમ થયું ક અરર હું અવ તળાવ માં નાતી હતી. તો એવું જ હોય ને સવાર માં તો ભેશો નાં હોય્ય પણ બપોરે કળા પાલીતા ની અંદર ભેશો નાય એટલે દિવસે માનસ જાય. અને પાછા એ જ પાણી થી બધા કપડા ધોતા બોલ. તો એવું જ છે કે તું ભેષ નાં પાણી એ નાય.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 પછી એક કાન ભાઈ નાં ઘરે થી દૂધ લાવતા. એવું હોય? કાન ભાઈ,

હા ear ear

ની એમનું નામ real કાનજી હતું પણ પણ એમને આખું ગામ કાન કાન થી જ કેતા. અમે તો કોઈ દી દૂધ લેવા હું તો હજુ કોઈ ના ઘરે દૂધ કે છાસ લેવા ગયો જ નથી કેમ કે અમારે અમારા ગરે ભેશો ના હોય તો અમાર દાદા ના ઘરે હોય બે ઘરે થી એકને તો દોવા દેતી જ હોય continue